નમસ્તે મિત્રો
બિલ્ડિંગ ગુઇસ યુઝિંગ નેટબીન્સ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું જે કે તેનું ગુઈ બિલ્ડર છે
નેટબીન્સ ગુઈ બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે
તમારા ગુઈ માટે વ્હાટ યુ સી ઇસ વ્હાટ યુ ગેટ પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે
તમને તમારું લેઆઉટ લેઆઉટ બનાવવા માટે કોમ્પોનન્ટ્સ કમ્પોનેંટોને ડ્રેગ અને ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે
કોમ્પોનન્ટ પેલેટ કમ્પોનેંટ પેલેટ સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત એવોટ અને સ્વિંગ કોમ્પોનન્ટ્સ સ્વીંગ કમ્પોનેંટો ધરાવે છે
થોડાક સમયમાં જ સંપૂર્ણ ગુઈ એપ્લીકેશન બીલ્ડ કરવા માટે શક્તિશાળી વિઝ્યુઅલેડિટર વિઝ્યુઅલ એડીટર નો ઉપયોગ કરવાનું કરીશ
હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું
લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1104 અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 711 છે
સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો
આ ટ્યુટોરીયલમાં આપેલ વિશે શીખીશું ફોર્મ એડિટર ફોર્મ એડીટરનો ઉપયોગ સોર્સ એડિટર સોર્સ એડીટર પેલેટ પેલેટ ઇન્સ્પેક્ટર ઇન્સપેક્ટર અને પ્રોપર્ટીઝ ફીચર્સ પ્રોપર્ટી ફીચરો અને ઇવેન્ટ હેન્ડલર્સ ઇવેન્ટ હેન્ડલરો અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરો
શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ
આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે
એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું
અને અંતિમ બેલેન્સની ગણતરી
આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું
ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ
ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ
ફાઈલ મેનુમાંથી ન્યૂ પ્રોજેક્ટ પસંદ કરો અને જાવા એપ્લિકેશન પસંદ કરો
નેક્સ્ટ ક્લિક કરો
અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો
હું મારા પ્રોજેક્ટને અકાઉન્ટ બેલેન્સ તરીકે નામ આપીશ
મેઇન ક્લાસ નહી બનાવો પણ તેને મેઇન પ્રોજેક્ટ તરીકે સુયોજિત કરો
ફિનિશ પર ક્લિક કરો તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ
હવે ફાઈલ મેનુમાં ફાઇલ માં પાછા જાવ અને ન્યૂ ફાઇલ પસંદ કરો
કેટેગરીઝ અંતર્ગત સ્વિંગ ગુઈ ફોર્મ્સ પસંદ કરો અને ફાઇલ ટાઇપ માં જેએફઆરએમઈ ફોર્મ પસંદ કરી
નેક્સ્ટ ક્લિક કરો
આને હું એકાઉન્ટબેલેન્સ નામ આપી રહ્યી છું પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો
જેમ તમે ફિનિશ ક્લિક કરો છો તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે
ચાલો ગુઈ બિલ્ડરથી પરિચિત થઈએ
અહીં જમણી બાજુ પેલેટ છે
આ પૂર્વ સંસ્થાપિત સ્વીંગ અને એવોટ ધરાવે છે
અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે
આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો
અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે
જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે
અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર અહીં ટોંચે સોર્સ બટન છે
જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે તમને સોર્સ કોડ પર લઇ જશે
જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે
ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું
એપ્લીકેશન બનાવવા માટે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશ
જેમ કે બટન્સ લેબલ્સ પેનલ્સ ટેબ્ડ પાને વગેરે
હવે પેલેટમાંથી ચાલો સ્વિંગ કન્ટેનર્સ અંતર્ગત તબ્બેદપણે પસંદ કરીએ
ટેબ્ડ પાને પસંદ કરો અને ફોર્મ પર ક્લિક કરો
આ તમને ટેબ્ડ ફ્રેમ આપવી જોઈએ
તમે તમારા માઉસ વડે તેને માપબદલ કરી શકો છો
હવે પેલેટ પર પાછા જાવ અને પેનલ પસંદ કરો
અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો
તે તમને ટેબ આપવી જોઈએ
પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો
અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો
આ તમને કુલ 2 ટેબો આપે છે
હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરીને પછી એડિટ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો
હું પહેલી ટેબ ઇમેજ અને બીજી ટેબને બેલેન્સ તરીકે નામબદલી કરીશ
હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ
સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં ફોર્મમાં ઉમેરો
આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે
મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે
તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો
અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે
હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક
અને એડિટ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરી શકો છો લેબલોનાં નામ બદલી કરીએ હું પહેલાને ઇનિશિયલ એમાઉન્ટ તરીકે નામ આપી રહ્યી છું
બીજા લેબલને ક્રેડિટ એમાઉન્ટ તરીકે
ત્રીજાને ડેબિટ એમાઉન્ટ તરીકે અને ચોથાને બેલેન્સ તરીકે શરૂઆતમાં આપણે શરૂઆતની રકમ રૂ
5000 પર સુયોજિત કરીશું
બેલેન્સ ગણતરી કર્યા પછી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ
પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું હવે પેલેટ પર પાછા જઈને ટેક્સ્ટફિલ્ડ પસંદ કરો અને આપણે ક્રેડિટ એમાઉન્ટ અને ડેબિટ એમાઉન્ટ આ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું
સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ
ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું
માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ
આ પૂર્ણ થયા બાદ હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો
તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો
એડિટ ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો અને તેને ગેટ બેલેન્સ તરીકે નામ આપો
હવે આ આપણું ગુઈ છે
ચાલો હવે ઈમેજ ટેબ પર જઈએ અને ઈમેજને ઉમેરીએ
આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ
અને બીજું એક લાબેલ પસંદ કરીએ અને તેને પેનલ પર ડ્રોપ કરીએ
હવે પેલેટ નીચે આવેલ પ્રોપર્ટીઝ પ્રોપર્ટીઝ વિન્ડોમાંથી આઇકોન આઇકોન પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો
આઇકોન્સ આઇકોન્સ પ્રોપર્ટી વિન્ડો ખુલે છે
અહીં એક્સટર્નલ ઇમેજ એક્સટર્નલ ઈમેજ વિકલ્પ પસંદ કરો અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો
અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ
મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે
ઓક પર ક્લિક કરો
માઉસનો ઉપયોગ કરી ચાલો તેને વ્યવસ્થિત કરીએ
તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો
હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ
ચાલો આગળ આપણા ગુઈ માં મેનુ ઉમેરીએ
પેલેટ પેલેટ પર જાવ અને સ્વિંગ મેનસ સ્વીંગ મેનુસ માં જઈને મેનું બાર મેનુ બાર વિકલ્પ પસંદ કરો
મેનું બાર મેનુ બાર પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો
મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે ફાઇલ ફાઈલ અને એડિટ એડિટ
એડિટ ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને હેલ્પ નામથી બદલો
તમે ફાઇલ ફાઈલ અંતર્ગત સબમેનું સબમેનુ પણ ઉમેરી શકો છો
હવે ડાબી બાજુએ આવેલ ઇન્સ્પેક્ટર ઇન્સપેક્ટર અથવા નેવિગેટર નેવીગેટર માં જેએમઇનું1 પર જમણું ક્લિક કરો એડ ફ્રોમ પેલેટ વિકલ્પ પસંદ કરીને મેનું આઇટીઇએમ મેનુ આઇટમ પસંદ કરો
આનાથી મેન્યુટેમ મેનુઆઇટમ ઉમેરાવી જોઈએ
તમે તેનું નામ બદલીને ત્યાં એક્સિટ એક્ઝીટ પણ લખી શકો છો
આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું
હવે આપણું ગુઈ મોટા ભાગે પૂર્ણ થયું છે
ચાલો હવે પ્રિવ્યૂ પ્રિવ્યુ જોઈએ
ટોંચે આવેલ પ્રિવ્યૂ ડિઝાઇન પ્રિવ્યુ ડીઝાઈન બટન પર ક્લિક કરો
તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે
અહીં હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા
પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે
ચાલો પ્રિવ્યુ બંધ કરીએ
હવે કોડ ઉમેરીએ એ પહેલા ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ
બેલેન્સ બેલેન્સ પર જાવ ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ
ઇન્સ્પેક્ટર ઇન્સપેક્ટર માં જેટેક્સ્ટફિલ્ડ1 પર જમણું ક્લિક કરો
ચાંગે વેરિએબલ નામે ચેન્જ વેરીએબલ નેમ પસંદ કરો
વેરીએબલ નામ બદલીને ચાલો ક્રેડિટ એમાઉન્ટ ક્રેડીટ એમાઉન્ટ કરીએ
ઓક પર ક્લિક કરો
તમે અહીં ડીઝાઇન મોડમાં ટેક્સ્ટફિલ્ડ ટેક્સ્ટફિલ્ડ પર પણ જમણું ક્લિક કરી શકો છો
ચાંગે વેરિએબલ નામે ચેન્જ વેરીએબલ નેમ પસંદ કરો
અને વેરીએબલનું નામ બદલીને ડેબિટામાઉન્ટ ડેબીટએમાઉન્ટ કરો
ઓક પર ક્લિક કરો
હું આ છેલ્લા લેબલને એટલે કે સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ લેબલને રિઝલ્ટબેલેન્સ રીઝલ્ટબેલેન્સ તરીકે પણ બોલાવી શકું છું
ફરીથી ચાંગે વેરિએબલ નામે ચેન્જ વેરીએબલ નેમ વિકલ્પ પસંદ કરીને વેરીએબલને રિઝલ્ટબેલેન્સ રીઝલ્ટબેલેન્સ માં બદલી કરો
ઓક પર ક્લિક કરો
એપ્લીકેશનને કાર્યરત કરવા માટે ચાલો હવે કોડ જોઈએ
તો આ મારો સેમ્પલ કોડ સેમ્પલ કોડ છે
હું ક્રેડિટામાઉન્ટ ક્રેડીટએમાઉન્ટ માંથી getText ગેટટેક્સ્ટ અને ડેબિટામાઉન્ટ ડેબીટએમાઉન્ટ માંથી getText ગેટટેક્સ્ટ ઈચ્છું છું બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ રિઝલ્ટબેલેન્સ રીઝલ્ટબેલેન્સ માં મુકો
ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા આઇડીઇ પર જઈએ હવે ગેટ બેલેન્સ ગેટ બેલેન્સ બટન પર જમણું ક્લિક કરો
ઇવેન્ટ્સ ઈવેન્ટ્સ એક્શન એક્શન અને તેમાં એક્શન પરફોર્મ્ડ એક્શન પરર્ફોમ્ડ વિકલ્પ પસંદ કરો
આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે
જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે
ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું
ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ
હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો કોડ ઉમેરીએ
મેન્યુટેમ મેનુઆઇટમ પર જમણું ક્લિક કરીને એક્સિટ એક્ઝીટ ક્લિક કરો અને પસંદ કરો ઇવેન્ટ્સ ઈવેન્ટ્સ એક્શન એક્શન અને એક્શન પરફોર્મ્ડ એક્શન પરફોર્મ્ડ
આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે
જે છે systemએક્સિટ
હવે કોડને સંગ્રહિત કરીને પાછા ડીઝાઇન મોડમાં જાવ
ચાલો એક્સિટ એક્ઝીટ મેનુઆઇટમ માટે પણ શોર્ટકટ ઉમેરીએ શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં કે સ્ટ્રોક કી સ્ટ્રોક ક અને Ctrl આપો અને ઓક પર ક્લિક કરો
આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે Ctrl ક ને સુયોજિત કર્યું છે
હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે
ચાલો હવે તમારા કીબોર્ડ પર ફ6 દબાવીને એપ્લીકેશનને રન કરો
રન કરવા માટે જોઈતો મેઇન ક્લાસ મેઈન ક્લાસ પહેલાથી જ પસંદ કરાયેલો છે
ઓક પર ક્લિક કરો
અને આ રહ્યુંઆપણું ગુઈ છે
હવે ચાલો તપાસ રન કરીએ
બેલેન્સ બેલેન્સ ટેબ પર જઈએ ક્રેડિટ એમાઉન્ટ ક્રેડીટ એમાઉન્ટ માં રૂ300 દાખલ કરો
અને ડેબિટ એમાઉન્ટ ડેબીટ એમાઉન્ટ રૂ200 તરીકે દાખલ કરો
ગેટ બેલેન્સ ગેટ બેલેન્સ ક્લિક કરો
આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે
ચાલો હવે એપ્લીકેશનથી બહાર નીકળીએ
હું ફાઇલ ફાઈલ મેનુમાં જઈશ અને એક્સિટ એક્ઝીટ પર ક્લિક કરીશ
આપણે કીબોર્ડ પર Ctrl ક દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત
હવે જો કે એપ્લીકેશન પૂર્ણ થઇ છે ચાલો એસાઈનમેંટનો સમય છે
કાર્ય એ છે કે એક તાપમાન રૂપાંતરણ એપ્લીકેશન બનાવવી છે
આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ
સેન્ટિગ્રેડ સેન્ટીગ્રેડ થી ફારેનહાઇટ ફેરનહેઇટ રૂપાંતરણ કરવા અને બીજું ફારેનહાઇટ ફેરનહેઇટ થી સેલ્સિયસ સેલ્સીઅસ રૂપાંતરણ કરવા
તેણે ઈનપુટ તાપમાન પણ લેવું જોઈએ
અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ
તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે ફાઇલ ફાઈલ અને હેલ્પ હેલ્પ વિકલ્પો દર્શાવવું જોઈએ
અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત એક્સિટ એક્ઝીટ આઇટમ હોવી જોઈએ
મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે
ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ
હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું ગુઈ છે
હવે ચાલો ઈનપુટ તાપમાન 40 સેલ્સીઅસ તરીકે દાખલ કરીએ અને ગેટ ફેરનહેઇટ પર ક્લિક કરીએ
એપ્લીકેશન યોગ્ય રૂપાંતરિત કરેલ આઉટપુટ તાપમાન દર્શાવવી જોઈએ
હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો શોર્ટકટ કી એટલે કે Ctrl એક્સ પ્રયાસ કરીએ
આમ આપણે કીબોર્ડ શોર્ટકટ કી વાપરીને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છીએ
સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
આ મિશન પરની વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે આ ટ્યુટોરીયલ માટે યોગદાન ઇટ ફોર ચાંગે દ્વારા અપાયું છે અમને જોડાવાબદ્દલ આભાર